આ દ્રશ્ય એક ભવ્ય હોલ ની છે જે ચમકદાર લાઇટિંગ અને સુંદર સજાવટ સાથે સજાવામાં આવે છે.

જે દ્રશ્ય શાંટિપૂર્ણ અને શીતળ બનાવે છે આ દ્રશ્ય એક શાંટિમય અને સૌમ્ય વાતાવરણ પ્રડાન કરે છે.

આ દુકાન સ્માર્ટફોન અને અન્ય ડિજિટલ પ્રોડક્ટસ નો વેચાણનું સ્થળ છે દુકાનની સામે આઇફોન ફોર્ટીન નો એક બોર્ડ પણ મુકવામાં આવ્યો છે.

જેમાં ફોન ના ફીચર્સ ના એલાન કરવામાં આવ્યા છે આ દુકાનની બાર મોટરસાયકલ અને સ્કૂટર પાર્ક કરવામાં આવેલા છે.

કેટલાક વિદ્યાર્થીઓ સેના જેવી વેશભૂષામાં છે અને પથારી પર સૂઈને નાટકનો ભાગ ભજવી રહ્યા છે.

એ શહેરની પ્રખ્યાત જગ્યા લાગે છે ટાવર ના નીચે ઘણા દુકાનો છે અને દુકાનના બોર્ડ્સ ગુજરાતી ભાષામાં લખાયેલા છે.

આ બગીચામાં નારિયેળીના વૃક્ષો પણ જોવા મળે છે આવી જગ્યા મને શાંત કરતી અને આરામદાયક લાગે છે.

આ ફોટામાં એક સેલ્ફ નો દ્રશ્ય છે જેમાં કેટલાય બોક્સ અને વસ્તુઓ સાચવી રાખવામાં આવી છે.

બોટલ અને ઠેલા કેટલીક જગ્યાઓ પન જોવા માટે રહ્યા છે આ દ્રશ્ય ઘર અઠવા દુકાનના આદેશક બનાવટ માટે જોઈ શકાય છે.

જેવો ડોક્ટર અન દર્દી બેસી સકે છે ડેસ્ક પર કેટલાક દસ્તાવેજો અને કમ્પ્યુટર સ્ક્રીન રાખવામાં આવી છે.

બાજુએ એક પેશન્ટ બેગ પણ છે રૂમમાં પરદા અને એક કન્ડીશનર પણ છે જે ઓફિસને આરામદાયક બનાવે છે.

મંદિરમાં સોનેરી રંગનું શાહી સોફો રાખેલો છે જે પરિસર માટે ખાસ જેવું લાગે છે.

એના બાજુમાં એક ઓર્ગેનિક ફૂડ સ્ટોલ છે તેની પાછર એક વૃક્ષ છે અહીં બધી ઓર્ગેનિક વસ્તુ મલે છે એ સ્વાસ્થ્ય માટે એમ સારી હોય છે અને અહીં આખા ચિત્રમાં ચાર વૃક્ષો છે બે મોટા વૃક્ષો ને બે નાલ્લા વૃક્ષો છે.

મોટરસાયકલ નો કલર મેઇન ગ્રીન છે અને તે એક ઓલ્ડ સ્કૂટર મોડલ છે.

આ તસ્વીર એક ખુલ્લા મેદાન અને જ પ્રકારની જગ્યા છે પાછળ એક સુંદર ઘર જોવા મળે છે.

એ સ્ટેપ વેલ જેવી લાગતી હોય આસપાસ હરીયાળી છે અને ફર્શ પર ઘાસ ઉતરેલું છે.

સેસન ની છત મજવુ લોખંડની બંધારણથી બનેલી છે લોકો વિવિધ પ્રકારના દેખાય રહ્યા છે.

આ ફોટા માં એક ખાનગી માર્ગ પરનું દ્રશ્ય છે જ્યાં છતના જાડામાં રસ્તા પર વાહનો મુકેલા છે.

કેટલાક લોકો પાથ પર ચાલતા અને કાર પર સવાર થયા છે દ્રશ્યને આગરના ભાગમાં મોટા બિલ્ડિંગ્સ અને વાહનો જોવા મળે છે.

ફૂલોની સેની છે જેમા મોરપાક ગુલાબ અને મેરીગોલ્ડ ના ફૂલો છે જ્યાં પ્રતિ મને સુંદર રીતે સજાવે છે.